ઓકે સર. હું તમને contact કરીસ પછી.

જુના પણ પ્રાણી માં અભિસંધાન તપન થાય અને પછી સતત ઉદ્ભવન સાથે જો જોવા મળે તો વિલોપન તરીકે ઓળખાય છે

પ્રથમ અન્ન ગુટિકા ઉંદર ને ને પેટી માં મુકવા ની પંદર મિનીટ પછી જ પ્રાપ્ત થાય છે જ્યારે બીજી અન્ન ગુટિકા પેટી માં મુકવા ની પાંત્રીસ મીનીટે કે એટલે કે પ્રથમ અન્ન ગુટિકા પ્રાપ્ત થતા વીસ મિનીટ પછી પ્રાપ્ત થય ત્યાર બાદ સુડતાલીસ મિનીટ ને અંતે ઉંદર ને સમજ પ્રાપ્ત થઇ કે હાથો બગાડવા થી અ અન્ન ગુટિકા પ્રાપ્ત થાય છે ત્યાર બાદ ઉંદર વારંવાર હાથો મેળવ્યું છે સ્પષ્ટ રીતે તેને મેળવવા ના શિક્ષણ નો નિર્દેશ કરે છે આમ સમસ્યા પેટી માં પુરાયેલા ભૂખ્યા ઉંદર સમસ્યા પેટી માંથી બહાર નીકળવા ના વ્યર્થ પ્રયાસો કરતા કરતા હાથો દબાઈ જવા થી તેને ખોરાક પ્રાપ્ત થયો એના થી તેના પ્રત્ક્રીયા પ્રબળ પ્રાપ્ત કયું અને પ્રબળ મળવાનું ઉંદર ને પ્રતિક્રિયા કરણ થયું no problem તો પણ શિક્ષણ નાં રસીકરણ માટે પ્રબલ્ન જરૂરી છે પ્રબલન એટલે શું કે શિક્ષણે સીખવા માં આવેલી પ્રતિક્રિયા અને દ્રઢ એટલા કરવા નું નાટક સામાન્ય રીતે શાસ્ત્રીય અભિસંધાન માં કુતરા લાળ સ્ત્રાવ માટે પ્રલાબન ઉંદર શિક્ષણ માટે પ્રબલીન રહી છે આપડે હવે ઉંદર નાં થોડા ક શકશો જાણીશું આપડે જોઈ કેવી રીતે શકીએ છીએ ચાલો જાણીએ શિક્ષણ નાં વિષય નાં પ્રારંભિક ખ્યાલો મેળવી પછી મુખ્ય પ્રશ્ન એ થાય કે પ્રાણી કે માનવી કોઈ પણ બાબત નું શિક્ષણ મેળવે છે કેવી રીતે આ પ્રશ્ન એ અનેક વિજ્ઞાન વિજ્ઞાનીકો ને સંશોધન માટે પ્રેરણા પૂરી પાડી છે આના અનુસંધાન માં ને પહેલા કહેલા સંશોધન અને પ્રયોગ માં માનવી અને પરયાનીક શિક્ષક પ્રાપ્ત કરવા ની વિશે ની માહિતી પૂરી પાડી છે અને સંશાધનો ને આ કલે શિક્ષિત કરવા ની વિવિધ કરારો આવી છે Asian શરીર શાહ્સ્ત્રી પાચન ક્રિયા અભ્યાસ માં આ પુના રામ થી ફક્ત ઘંટડી ઓ સાંભળી ને કુતરા ના મોમાં લાળ આ ઘંટડી નો અવાજ માત્ર સાંભળી ને કુતરા ની ખોરાક ની સાથે કે કુતરા ની માથે માટે જવાબદારી હતી પરવા ના પ્રયોગ કરતા તેમાં વિવધ પરિવર્તન ઓં લાવી શાસ્ત્રી સીધાન્ત્વ પૂરું પાડ્યું પ્રશિષ્ટ અભિસંધાન ના મૂળભૂતો આપને જાણીએ અહી આપે આપને પવ પાવલો એ કરેલા અનુસંધાન માં પ્રયોગ વિષય ની સાદી સરળ ભાષા માં સમજ મેળવી પરંતુ મનોવિજ્ઞાનક હોવા ને નાતે પ્રસ્ચિત અભીસંધાનો તરફ માટે પણ તેના ભાવ્યપીક સબ્દંતો સમજો વળી અનિવાર્ય છે ચાલો આપડે થોડાક અનિવાર્ય શબ્દ નો ઉચ્ચારણ કરીએ અને તેને જાણીએ બીજું કે ઉપ્દીપ્ક કે ઉપ્દીપક

આ પ્રકાર ની પ્રતિક્રિયા કોઈ પણ પ્રકાર ના જોડાણ કે શિક્ષણ અવરાવ્જવા મળતી હોય ઓળખવા માં આવે છે તેથી તેનું માપન શક્ય બને પાવલો વેલે કુતરા ની સમક્ષ ખોરાક રજુ કર્યો ખોરાક તેમને ઘંટડી વગાડી જેના કુતરા ના મોમાં કોઈ પ્રક્રિયા જોવા મળી નહી પરંતુ નજીક થોડા રજુ કરતા કુતરા ના વાળ જોવા મળે આં ઉપર થી આપડે કહી શકીએ કે એક નિર્દેશન થાય છે જે કુતરા ને ખોરાક પર થી લાળ જોવા મળે છે ને ઘંટડી પર થી કોઈ વસ્તુ ને મતલબ કુતરું પોતાનો ખોરાક મેળવવા ની પૂર્ણ શક્ય કરી શકે છે આ ઉપર થી આપડે અનેક નિર્દેશન કરી શકીએ તો ચાલો એ નિર્દેશન કરીએ તો પહેલું નિર્દેશન એ કરવા નું છે કે કુતરા ને પેલા ઘંટડી સાને અડી છે ઘંટડી વગાડતા કુતરા બળ ના કુતરા બળ ના મોઢા માં લાળ જરબ જોવા મળતી નથી આપણને તેથી આપણને જે લાળ જરબ જોવા મળતી નથી એન થી આપડે એમ સાબીત કરી શકીએ છીએ કે કુતરા ને

કે એ કુતરો પોતાનો ખોરાક મેળવવા ની પૂર્ણ કરી રહ્યો છે આં પર થી આપડે જાણી શકીએ છીએ કે કુતરા ના પોતાના ખોરાક માટે ની અપેક્ષા અને એ પ્રયોગ વારંવાર કરતા કુતરો ધીરે ધીરે સમજી જતો હોય છે સમજી જતો હતો કે આ ઘંટડી માં કોઈ પણ વસ્તુ ને વસ્તુ એમને જોવા મળવું નહી કુતરા ના પોતાના ખોરાક સામે લાવતા પોતાના મોમાં લાળરસ જોવા મળ્યો આજે એમને સાબિત કર્યું કે કુતરો પોતાના પોતાનો ખોરાક જોઈ ને પોતાની ભાવના વ્યક્ત કરે છે હવે ઘંટડી થી એ કુતરા ને પોતાની અંદર ની કોઈ પણ ભાવના વ્યક્ત થતી નથી આ ઉપર થી એમને નક્કી કર્યું એ કુતરો કુતરો પોતાનો ખોરાક મેળવવા માટે પૂર્ણ યોગ્ય રીતે ઉપયોગ કરે છે એટલા માટે કુતરો પોતાના ખોરાક માટે યોગી છે અને ઘંટડી સામે લાવતા જ તે કુતરા ના પર કોઈ ફર્ક પડતો નથી આને ખોરાક લઈએ તો આ પર થી આપડે સાબિત કરી શકીએ છીએ કે કુતરો એ શિક્ષણ વર્ગી છે તે વૈજ્ઞાનીકે કર્યું તો સત્ય સૌથી સહેલું અને સુલભ કામ હતું આપડે એ પર થી પણ જાણી શકીએ છીએ કે કુતરો એ સૌથી સમજદાર છે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

ઈઝરાયલની વસ્તી દિલ્હીની અડધી વસ્તી જેટલી છે. ઈઝરાયલ દેશનો કુલ વિસ્તાર ભારતના મણિપુર રાજ્ય કરતા નાનો છે. વિશ્વના સૌથી તેજસ્વી મગજ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

માં ડુક્કર પાળવું એ કાનૂની અપરાધ છે કારણ કે યહૂદી આહાર નિયમો દ્વારા ડુક્કર પર પ્રતિબંધ છે. જ્યારે મધ્ય પૂર્વના દેશોની વાત આવે છે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

hello

હવે અવાજ આવે છે?

hello hello

હા આ તો કપાઈ કપાઈને અવાજ આવે છે. હવે બરાબર આવે છે?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

કેમ ફોન કર્યો આટલા દિવસ પછી? બધા ફ્રેન્ડ જોડે વાત કરતો તો આજે તો તમને બી યાદ કર્યા મેં અત્યરાએ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

હા હા એવું પણ હોય હવે અભિપ્રાય લેવા પડે. હ અને સાથે સાથે યાદ પણ થઇ જાય કે આપને friends હતા ને હજી છીએ પણ ક્યારે શું કરવું એ તમારી પાસે અભીપરાય લઇ ને હ હ હું પણ હ મેં બધા મિત્રો ને આપડા friend circle જે આપડુ group હતું બધા ને call કરું છુ હું અને નવી નવી વાતો પણ થાય મારા બે થી ત્રણ friend એવા છે જે આમ વધારે educate છે હું એની પાસે મળું સાથે બેસું પછી એ લોકો સાથે વાતો કરું એ લોકો મને inspirational આપે આ રીતે કર્યે આ રીતે કરાયે આમ આગળ વધો education માં સારી આવી એવી information મળી રે અચા એ સારું જ છે માર્ગદર્શન માં હ guidans પૂરું પાડે એ લોકો આપને આગળ કઈ રીતે વધવું education માં એ બધી માહિતી આપે આવી રીતે તમે લોકો કરો વધો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 કે લાવો યાદ તો કરીએ ફોન તો કરીએ કે કેમ છે કે કેવું હમ બધા ને સારું છે ને ઘર શું કરે તારી બેન મારી બેન તો study કરી ને અત્યારે job પર છે હ લગન બગન ની કેવી તીયારીઓ ચાલે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 બધું વાંચવાનું હોય exam આવતી હોય college ની એટલે કઈ લગન માં મેંલ આવતો નહિ કોઈ ના હમ આપડે ત્યાં લોકો ને આવું જ problem આવે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 હ એ તો હજી બહુ વાર છે બે થી ત્રણ ચાર પાંચ વર્ષ ની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 હ તમારે કેવું છે education ત્યાં નું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 હમ college માં છે ને હ college માં છીએ fy fy માં ને હ fy માં જ છુ હમ ઉપર હ મને લાગ્યું તમે મારા થી આગળ હસો કારણ કે મેં એક વર્ષ drop પણ મુક્યું હતું ના ના હું પણ fy માં જ છુ

હા હા હ મને લાગ્યું કે હું ના તો તારા બધા friend આગળ હશે ને હમ તમારા બધા friend આગળ હશે ને તો તો હ મતલબ બધા અલગ field માં છીએ હ તો એ field વિશે વાત કરો ને કઈ field વિશે વાત કરું

તમે ઓલા તમારા friend એ bca નું bcom માં છે અમારા friends તો અચા bcom માં તો bcom ભી ઘણી બધી field આવે જેમકે upsc gpsc crack કરવાની હોય પછી banking છે પછી teacher છે આ હ હ તમારા friend ને જેમાં રસ હોય હમ અને હમણાં હવે education ની સાથે સાથે college માં art ને એવી રીતે બધી કળા ઓનો પણ વિકાસ કરવા માં આવે જેના થી લોકો ને education વધે હ અત્યારે તો education નું હ girls માં તો special class ચલાવા માં આવે અને લોકો ને પોતાની જ કળા હોય એ આગળ વધાર નો મોકો મળે મેહંદી art છે art છે

હમ તમારી college માં થાય seminar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

હમ education seminar તો બધી college school બધા માં થાય જ છે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 ઓ strict છે હા અમારે પણ એક lecture પાડવાનું ની બધા lecture ફરિજયાત ભરવાના આટલું strict હા અને પાછુ message system છે કે તમે એક lecture ના ભરેલો હોય તો એ lecture માટે અને જો ગરેહાજરી હોય તો message આવે કે તમે ગરેહજાર કેમ રહ્યા હતા ને એવું બધું એવો message આવે હ એ સારું કેહવાય એવું તો હોવું જ જોઈએ નકાર લોકો education માં ધ્યાન આપ્યા વગર college માં છે એમ વિચારીને પછી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 હા એ પણ છે હા નકર ઘણી college માં એવું જ છે કે ભણો કે ના ભણો કઈ ફરક ના પડે હમ અમારી college પણ આવી રીતે strict જ અચા અને education education એ પણ સારું કર્યું છે કે seventy five percent તો attendance હોવા જ જોઈએ તો જ કે તમે લોકો university ની exam આપી શકો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 હમ અમારી college university ની under માં આવે છે તમારી college એમાં જ છે આહ અમારે ગુજરાત university માં આવે હ હ આજ university છે ઘણી college ઓ પોતાની ખુદની university ઓ ચાલુ કરી છે હા હોય જ ને જેમકે આપને school હોય જ્યાં ધારોકે school private હોય સરકારી હોય મતલબ કે સરકારી હોય એ આમ ઓછા fees લઇ ને ભણાવતી હોય જયારે private એ વધારે fees લે અને અમુક facelity પણ provide કરતી હોય એવી રીતે college માં પણ same to same એમ જ હોય હા એ વાત પણ છે પણ અમુક જે private જે university હોય ને એમનું જે certificate આપે certificate જે છેલે ત્રણ વર્ષ એ આપને મળે એ આટલું બધું માન્ય નથી હોતું અમુક જગ્યા એ અમુક દેશ માં

તો certificate education માં એ રીતે બહુ problem પડે છે એ તો છે university હોય ને એનો experience ઉપર આધાર હોય fundamental જે data હોય એ data પર આધાર રાખ તું હોય કે કેટલા વર્ષ જૂની university છે અને જેવી રીતે ના કેટલા વિદ્યાર્થીઓ આ university માંથી ભણેલા છે અને કઈ રીતે નું education આપે છે એ બધું જોઈએ ને પછી આવી રીતે એ લોકો ને grade મળતા હોય